અમુક fail થવા વાળા એ હશે ને? હવે fail થવા નું હોય તો semester ચાલુ ને ચાલુ જ રે એમને exam આપવાની ને એવું બધું હોય તોય પેલા time માં તો ગણાય જાય ને ત્રબ્ન વર્ષ માં ને એવું. હા હા હા અને તોય કમાશે તો એક થી મતલબ છે સમજ્યો તું?

એટલે આમ તો સારું છે કઈ ખરાબ નહિ. એટલે જોઈએ તું તૈયારી કર મતલબ હાલ તારી ઈચ્છા હોય તો. માર તો જો માર તો generally ઈચ્છા પેલી જ છે જો company thrue જવાની ઈચ્છા છે જો job મળી જતી હોય ને તો સૌથી best option એ જ . તો સાચી વાત છે પણ company through કાઠું હે ભાઈ. કાઠું તો ઘણું કાઠું હોય કાઠું એટલે પણ તમારે skill ઉઅપર એ depend કરે ને યાર.

એટલે plan b તો તૈયાર જ રાખવા નો life માં ગમે તે થઇ જાય. એ તો સાચી વાત છે સો ટકા એટલે જેમાં setting થાય એમાં પેસી જ જવા નું એટલે હોય તો g set માં જો clear ડો તો ગમે તે જગ્યા એ professor માં પછી હાજર પગાર માં બ private માં ચાલુ કરી દોય. પછી તોય ielts પણ આપીજ દઈસ એક વાર.

તો શું તને હવે ielts એ આપી દઈસ ને ત્યાર સુધી પૈસા આવા નાં ચાલુ થઇ જશે. પેલી કોક Dullingo exam આવે લ્યા એ કેવી આવે? એ તો ભાઈ કોઈ idea નહી હો મેં કડી જોયું નહિ હો એના વિશે તો

એ તો ખબર હે લ્યા આવે છે લ્યા મેં તો આપી સાંભળ્યું નહિ હજુ સુધી તો.

પણ કોય મને તો કોઈ લજ્યું નઈ વ્યવ્સ્તીત નતું લજ્યું. Online જ હોય છે લ્યા PTE જેવું જ હોય.

હા એટલે એ તો કઉં તાને તમે તમાર માટે જ સીખો ભાઈ સમજી લો.

તો જો તો પછી proper જ વગર તૈયાર થઇ ને જ જવા નું ત્યાં જી ને પછી શું કરવા ના? એ જ ને ભાઈ english જ નાં આવડતું હોય તો Pass શું થવા નાં college માં? Pass શું થવા નાં ને પછી તમે મતલબ language બોલતે જ નાં અવળે તો પૈસા શું કમાઈ શકો? Job ઉપર રાખે જ કોણ તમને?

એટલે એના માટે તમારે proper થવું પડે.

અહી થી પણ basic તો આવડવું જોઈએ તમને વગે આમ proper conversation તમે કરી શકો સામે વાળા વ્યક્તિ થી. એ તો એ જ ને વાત બાત કરતે તો આવડવું જ જોઈએ ને યાર સમત તો પડવી જ જોઈએ ક? હમ એ main વસ્તુ જ એ છે યાર.

હાલ તો કઈ હેડે નક મોર્ગેજ મુકવા માટે હોય તો અલ્યા મુ તન સુ કેતો હતો ખબર હ?

ઈચ્છા હોય તો તું return ભરી નાખજે છેલ્લા ત્રણ વર્ષ નું return જોઇશે.

Return ભરવા નું હોય incometax return આવે. એરુ એ

એમાં એ તો સમજાયો હું તને detail થી પછી તું સમજી જઈસ. સારું હેડો તો એટલે તું મને ખબર હે હમણાં દસ minute માં phone કર.

હા તો હમણાં મુ તને કેટલી વાર માં આ છ ને બાર થઇ છે ને?

તો મુ તને છ ને પંદર જેવો આ છ ને પંદર ક્યાં છ ને પચ્ચી જેવો સાડા છ જેવો phone કરું. એટલે તું મને કે કે ભાઈ આ રીત ની process હે ને આવું બધું છે એમ. બરોબર ન?

લઇ આપ લઈ આપ બચારી એ ક્યાં વાયી જાય બજાર માં.

હા હેડ તો તું મન phone કરજે યાદ કરી ને. એટલે હું યાદ કરી ને phone કરું એટલે તું મને પાછો સમજાવજે પાછુ return હોય શું ને બધું. હા એતો મને ખબર પડે એટલે મ detail આપ્યો તને બધી કેવી રીતે કરવા નું ને. હા એટલે તો પછી સાડા છ એ phone કરું બરાબર?

યુદ્ધવિરામ કરવા લાંબા કરાયેલા કારણે આ કરાર

તે હવે કરાર તરીકે ઓળખાય છે નવા કરાર માં Ukraine અનુસાર તાત્કાલિક યુદ્ધવિરામ પરેશેત્રો પાંચ કીચવા survillance

વગેરે સંભંધિત પણ જોગવાયેલો હતી જોકે આ જોઘવાયેલો અમલ કરવામાં આવ્યો નથી કારણ કે દ્વારા લોકપ્રિય રીતે puzzle તરીકે જાણીતો છે આનું અર્થ એ છેકે ukraine અને russia વચ્ચે સંચે north atlanticthree d organization છે નાટો એ એની સ્થાપના ચાર એપ્રિલ ઓગણસો પછાસ ના રોજ થયી હતી america તેના canada તથા પશ્ચિમ europe ના દસ દેશો સહિત કુલ બાર દેશો દ્વારા washington સંધિ પર હસ્તાક્ષર કરીને તેની સ્થાપના કરવામાં આવી હતી તેનું headquater belgium ના રૂસસેલ્સ ખાતે આવેલો છે નાટો ની સ્થાપનાનો મુખ્ય ઉધેશ america અને europe ના દેશો ની જેની સામુહિક સુરક્ષા માટે એકજૂથ કરવાનું છે રજક્રિયા આર્થિક વાગન્યનિક અને સેન્ય સખ્તી એકબીજાના દેશો ને સહયોગ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે નાટો દેશ દ્વારા સંગતીર્થ રક્ષણ નો સ્વીકાર કરવામાં આવેલો છે આ અનુસાર જો નાતો ના સભ્ય દેશ માંથી કોઈ એક દેશ અથવા તો એકથી વધુ દેશો વિરુદ્ધ શાસ્ત્ર હુમલો કરવામાં આવે તો તે હુમલો નાટો ના તમામ દેશને નુકશાન હસે નાટો ના વર્તમાન ત્રીસ દેશો america, united kingdom slovenia, sovetiya, romaniya, portugal, polland, norway, , netherland, Montenegro, lithvania, latinia, italy, iceland, hungry, greece, germany, France, estonia, Denmark, republic, persia, canada, valgaria belgium અને Albania છે asia pacific શેત્ર માં ભારત ukraine નું સૌથી મોટું વિકાસ સ્થળ છે. ભારત એ ukraine નો સુરીયામુખી તેલ નો મુખ્ય વિકાસ ત્યાર બાદ આકાર બની રાષયનિકો iron અને steel પ્લાસ્ટિક અને રસાયણો આવે છે ભારતનો દુતાવાસ ukraine ની રાજધાની કિએવ માં છે જયારે ukraine નું છે ઓગણીસો એકાણું માં ukraine ને પ્રજાસતા આપવી દેશ તરીકે માન્યતા આપ્યા બાદ january ઓગણીસો બાવીસ માં સંબંધો સ્થાપિત કર્યા હતા કિએવ માં ભારતીય દૂતાવાસ ઓગણીસો બાનુ માં ખોલવામાં આવ્યું હતું જયારે ukraine ને february ઓગણીસો બાનુ માં નવી દિલ્હી ખાતે દુતાવાસ હતું soviet union માં russia પછી ukraine પાસે સૌથી મોટું બીજું વ્યાપાર ભાગીદાર છે ભારત અને soviet સંઘ વચ્ચે મજબુત લશ્કર soviet union russia ના ભારત સાથે સંબંધો વાર્તા માં માંડ્યા હતા તેના પરિણામે બને રાષ્ટ્રો વિષે એક સંબંધ ધરાવે છે ભારત અને russia બને આ સંબંધ ના વિશેસ અધિકૃતઃ બઘીદારી તરીકે ઓળખાવે છે પરંપરાગત રીતે ભારત રશિયન વિવધમક ભાગીધારી પાંચ ઘટકો પર બાંધવામાં આવી છે રાજકરિયા સૌરક્ષણ નાગરિક પૂર્વનું ઉર્જા અતંગો વિરોધી અને અવકાશ IRIKC એ મુખ્ય સંસ્થા છે જે બંને દેશો વચ્ચે સરકારી બાબતોનું સંચાલન કરે છે બંને દેશો યુવક G twenty અને SCO સહીત ની અંતરાષ્ટ્રીય સંસ્થાઓ ના સભ્ય છે ભારત નુ દુતાવાસ moscow માં છે તથા છે russia નો દુતાવાસ નવી દિલ્હી માં આવેલું છે વરસ ઓગણીસો એકોતેર માં પાકિસ્તાન સાથે ના યુદ્ધ સમયે soviet ભારત સાથે મારો ટોપિક છે સંત્રી નો દેશાધીમાન ના પ્રતિક એ INS વિરાટ ના અલંગ માં અંગે અંગ દેહ વિસર્જન પર વિસાદ ગુજારો ત્યારે આટલું વિચારો. બ્રિટન ના લંડન શહેર ની વચ્ચો વચ્ચ પસાર થતી ટેમ્સ નદી પર HMS Belfast નામનું અગિયાર હજાર પાંચ સૌ પચાસ ટન નું યુદ્ધ જહાજ ઓગણીસો ઇકોતેર થી લાંગરેલું પડ્યું છે. લંડન માં મશહૂર ટાઉન બ્રિજ ની નજીક છે માટે એ પુલ પર થી તેને નિહાળી શકાય છે. યુદ્ધ જહાજ દરિયા લાલ પર સવારી કરવા સર્જાયેલું હોય તો HMS Belfast નદી પર કેમ છે અને દરિયો ખેડવા ને બદલે લંગર ના ખિલ્લે કેમ બંધાયેલું છે. એક શબ્દ માં બે પ્રશ્નો નો જવાબ સમાવી શકાય છે વિરાસત. આ યુદ્ધ જહાજ નું હવે પછી ના થોડાક વાક્યો માં પરંતુ દરેક ભારતીય નાગરિકે ખાસ જાણવા લાયક વિગતો સાથે વર્ણન કરવાનું છે. ભાવનગર ના અલંગ કસાઈ વાડે જેનું અંગે અંગ કપાઈ જવાનુ છે વિમાન વાહક જહાજ. INS વિરાટ ના હદય દ્વારક દેહ વિસર્જન જોડે તે વર્ણન ને જરા સરખાવી જોજો. વર્ણન શરૂઆત ના પહેલા મુકામ સુધી જ સમાંતર જાય છે તેના પછી ફટાઈ ને એકબીજા કરતાં સાવ જુદા પાડી દે છે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું તેના થોડા મહિના પહેલા જ બ્રિટિશ નૌકાદળ માં જોડાયેલું HMS Belfast તે યુદ્ધ માં લડયું. ઘણા સમુદ્રી મોરચાઓ સંભાળ્યા જેમાં તેની સાથે બીજી

operation overload માં અદા કરી અને તે બદલ HMS Belfast ને ઐતિહાસિક વિશેષણ માં વ્યક્ત થતો દરજ્જો મળ્યો. વિશ્વ યુદ્ધ માં નાઝી જર્મની નો પરાજય નિશ્ચિત બનાવી દેતા operation overload નું વૈકલપિક નામ the longest bay એ શીર્ષક ની ફિલ્મે ને કારણે લોક જીભે વસ્યું.

દળો પર વરસાવ્યા. જૂન ઓગણીસો પિસતાળીસ માં એશિયા ના તો નહીં પણ યુરોપ ના ખેદાનમેદાન મંચ પર બીજા વિશ્વ યુદ્ધ નો છેડો આવ્યો. જર્મની ભેગું બ્રિટન પણ ખુવાર થયું હતું. નૌકા દળ ના લગભગ આઠ સૌ પચાસ લડાયક જહાજો ના રખરવા ખાવ નો ખર્ચ તેણે પોસાય તેમ ન હતો. બ્રિટન ની આમ જનતા ને વિશ્વ યુદ્ધ દરમિયાન વેઠવા પડેલા આઘાતો ની કળ જલ્દી વળે તેમ ન હતી એટલે તે સમયગાળા દરમિયાન જે યુદ્ધ જહાજો ને ભંગાર વાડે મોકલી દેવાયા તે બ્રિટિશ પ્રજા ના ધ્યાન માં ન આવ્યા. વર્તમાનપત્રો માં પણ સરકાર ના તે પગલાં ને લગતા સમાચાર ને પ્રાધાન્ય ન અપાયું. કેમ કે બ્રિટન ની આર્થિક પડતી નો મેસેજ તેમાં સમાયેલો હતો. બ્રિટન માં સ્થિત બ્રેકિંગ વાડે મોકલી દેવાયેલા લડાયક જહાજો માં HMS Belfast નું ન હતું. કેમ કે તે બંધાયેલા બંધાયા ને ફક્ત છ વર્ષ થયા હતા. આ cruizer નો નિકાલ કરવાનો નિર્ણય બ્રિટન ની સરકાર ઓગણીસો ઓગણસિતેર માં લીધું. આમ તો તેનું આયખું પણ પૂરું થયું ના હતું પરંતુ cruizer પ્રકાર ના જાજરમાન કદ નું યુદ્ધ જહાજો નું યુદ્ધ ઓછા તનેજ ની છતાંય એટલો જ ફાયર પાવર ધરાવતી ચપળ મનવારો એ સમાપ્ત કરી દીધો હતો. સરકાર નો નિર્ણય અંગ્રેજ પ્રજાજનો એ જાણ્યો ત્યારે HMS Belfast ને બચાવવા ઝુંબેશ ચાલી ઝુંબેશ વ્યાજબી હતી કારણ કે HMS Belfast સાધારણ યુદ્ધ જહાજ ન હતું. ઐતિહાસિક મૂલ્ય ધરાવતું હતું. હિટલર ના નાઝી જર્મની ને આખરી મરણતોલ ફટકો મારવાના operation overload માં તેણે ભાગ લીધો અને તે લશ્કરી ઓપરેશન ને લીધે જ વિશ્વ યુદ્ધ માં બ્રિટન આખરે વિજયી નિવડ્યું હતું. બ્રિટિશ સરકાર જો કે HMS Belfast ને પાળવા પોષવા માંગતી ના હતી આથી તેણે લોક ઝુંબેશ ને ધ્યાનમાં ના લીધી પરિણામે તે cruzer ની જાળવણી ના તરફદારો એ ફાળો એકઠો કરી ખાનગી ટ્રસ્ટ રચ્યું. દરિયા ની છેદ અને દરિયાઈ ખેલંદા માટે સર્જાયેલા HMS Belfast ને એ યુદ્ધ જહાજ ના તારણહાર ટ્રસ્ટે લંડન ની સોશરવી વહેતી ટીમ્સ નદી પર લાવી દીધું. વિચયાત ટાવર બ્રિજ નજીક ગોઠવ્યું. ઓક્ટોમ્બર ઓગણીસો ઇકોતર ના દિવસે તેને જાહેર જનતા માટે તરતા museum તરીકે ખુલ્લુ મૂકવામાં આવ્યું. ત્યાર થી ને દર વર્ષે બે લાખ થી અઢી લાખ લોકો તેની મુલાકાત લે છે. આ લેખક સંત્રી એ પણ કેટલાક વર્ષ પહેલા લીધી કેમ કે HMS Belfast વીસમી સદી ના યુગ પરિવર્તક એવા સૌથી નિર્ણાયક યુદ્ધ operation overload નું એટલે કે longest bay ખૂબ ગરજેલું પાત્ર અને ચશ્મદિત ગવાહ છે. આ યુદ્ધ ને વર્ણવતી સત્તર પાનાં માં લંબાતી અને વિશ્વ યુદ્ધ ની યાદગાર કથાઓ આ ત્રણ વાંચી શકાય. એ thriller કથા HMS Belfast ની visit લેતા પહેલા લખેલી તેની રશિયાવલી નજર સમક્ષ દેખાવા લાગી. વિરાસત શબ્દ ને પકડી રાખી હવે ભારતીય નૌકાદળ ને વિમાન વાહક જહાજ INS વિરાટ વિષે તેને દિશાધીમાન નું પ્રતિક ગણી ને વિચારો આ જહાજ મૂળે તો બ્રિટન નું હતું અને ઓગણીસો ઓગણસાહીઠ માં બ્રિટિશ નૌકાદળ માં HMS Hermes સેવામાં જોડાણું ભારતે ઓગણીસો સિત્યાસી માં ખરીદ કર્યું અને ત્યારે એક જાણીતા અંગ્રેજ દૈનિકે તે સોદા ને આપણી સમજ માં ન આવે એવા જાણીતા અંગ્રેજ દૈનિક તે સોદા ને ઝાટકી નાખતા લેખ નું the junk we are buying from britain એવું શીર્ષક બાંધ્યું. ભારતીય નૌકા દળ ને junk ભંગાર જહાજે લગભગ ત્રીસ વર્ષ સેવા આપી તે નક્કર હકીકત ને ઘડી ભર બાજુ પર રાખી અંગ્રેજ લેખક ના શીર્ષક ને હાસ્યાસ્પદ ઠરાવતું ચોટદાર પ્રસંગ યાદ કરીએ. પ્રસંગ ઓગણીસો બ્યાસી માં એટલે કે ભારતે HMS Hermes માટે સોદો કર્યો તેના પાંચ વર્ષ પહેલા બન્યું. બ્રિટન થી તેર હજાર કિલોમીટર છેટે દક્ષિણ અમેરિકા ના છેક દક્ષિણ છેડા પાસે આવેલા બ્રિટિશ ના folkland ટાપુસમૂહ ને આર જેન ટીના એ દસ હજાર સૈનિકો નું લશ્કર મોકલી જીતી લીધી. બ્રિટન થી iron lady કહેવાતા અને પ્રધાન મંડળ માં એક માત્ર પુરુષ દેખાતા વડા પ્રધાન શ્રીમતી માર્ગારેજ ખેચરે ટાપુ સમૂહ પાછો મેળવવા નૌકા કાફલો folkland તરફ રવાના કર્યો. કાફલા માં HMS Hermes તથા HMS Invincible એમ બે વિમાન વાહક જહાજો હતા. દરિયાઈ યુદ્ધ માં બ્રિટને બે distroyar મનવારો તથા બે friget મનવારો ગુમાવી પરંતુ વિમાન વાહક જહાજો ના વિમાનો એ આકાશી યુદ્ધ માં આર જેન ટીના ને હરાવ્યા. પછી folkland પર જે બોમ્બ મારો ચલાવ્યો તેણે એ ટાપુ સમૂહ ને પાછો બ્રિટન ના કબજામાં લાવી દીધો.

રૂપિયા એક સો પાત્રીસ કરોડ ના ભાવે ખરીદી લેવામાં આવ્યું. સરક્ષણ મંત્રાલયે તેનું નામ INS વિરાટ રાખ્યું. આ બધી વિગતો બેશક જાણવા લાયક ખરી પરંતુ અંગ અલંગ ના ભંગાર વાડા માં થનાર વિરાટ કદ ના વિમાન વાહક જહાજ ની તોડફોડ વિરાસત ના મુદ્દે કેટલુંક ચિંતન મનન માંગી લે છે માનો કે INS વિરાટ ને બ્રિટિશ cruizerHMS Belfast ની માફક તરતા musuem માં ફેરવી નાખે અને તે musuem સૌને માટે ખુલ્લુ મૂકી દેવાય. તો જન માનસ પાર તેની શી અસર થાય તે વિચારો. અસર જરૂર સકારાત્મક હોય અને વળી જેવી તેવી હોય નહીં. ભારત નાગરિકો વર્ષો સુધી યુદ્ધ જહાજો માત્ર ફોટોગ્રાફ માં જોતાં આવ્યા છે પ્રત્યક્ષ કદી નહીં હવે તેઓ INS વિરાટ માં બધે ફરી વળે અને નૌકાદળ નિવૃત થયેલા નાવિકો guide બની

સંરક્ષણ ની બાબતો માં રસ લેવાનું શરૂ કરી દે. રાષ્ટ્ર ની સુરક્ષા પ્રત્યે સજાગ રહે અને વધુ દેશાધીમાન બને. Hello

શું કરતા તા રિઝવાન ભાઈ? બસ તમારા call ની હું રાહ જોતો હતો ઋત્વિક ભાઈ. એવું? તમારા તમે ફ્રી થઇ ગયા. ના ના જમવાનું ક્યાં હજી અમારું નવ વાગ્યા પછી હોય જમવાનું.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

કેવું હાલે બાકી બધું? job તમારે

અરે job હોય એટલે Boaringness તો હોય જ job માં તમને તો ખબર હોય અમુક જગ્યા એ આપણે બોરિયત Feel બાકી તો બસ job એવું જ હોય Boaring શું કરવું પડે સહન કરવું પડે પછી.

job એટલે nine to five અને એક room માં પુરાઈ જાવ ને તમારે કોઈ task related તમારી company related company માટે કામ કરવાનું nine to five આતો ઓછો time બોલ્યો બાકી નવ થી સાત ભી હોઈ શકે. હમ સાચી વાત છે શું અલગ અલગ shift આવે ને પછી night shift પણ હોય અમુક જે હોય એ night માય કામ કરે ને અમુક હોય ઈ જે regular shift હોય general shift nine to five nine to six એમાં કામ કરે.

હા તો એ બીજો type એ મને actually યાદ નથી તો કે white color job કોને કેવાય કે જેમાં office work હોય જેમકે IT software ના developer ઓ હોય એ બધા white color job માં આવે એ લોકો Government અધિકારીઓ છે એ બધા white color ની job માં આવે તેમને શું job ઉપર જાવાનું color ના shirt નો ડાઘો ય ના પડે. એને કેવાય

જોવો ને અમારે પણ એ જ આયા લગન માં આયા ફટાકડા ફૂટે છે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 બારોબાર આમ તો Job ભી સારી અને લોકો ઘણા લોકો

કેમકે આપડે વાત કરી લો Adani group, Ambani group, tata group એ લોકો job સાથે નથી સંસ્થાયેલા તે લોકો ને job આપે છે મતલબ કે એ રહ્યા એ પોતાના own business ને આગળ વધારી ને આવી એકલા reachest person ની list માં આવેલા છે. શું કેવું તમાર? અરે એ એકદમ સરસ વાત કરી તમે જો તમ કીધું ને કે પોતાનો business ને grow કર્યું છે આ તે શું job માં આપણે એવું timing ના મળે job માં શું હોય કે આપણે સવારે સાત વાગે ઉઠવાનું પછી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 એના કરતા તો એટલી જ મહેનત આપડે આપણી આપણો business હોય એમાં કરીયે ને તો business આપણને તમને તમને તો ખબર જ હશે તમને તમે તો business કરો છો. એ business આપણ ને job આપણ ને નહીં આપે એટલું આપણને business આપી દેય હા એ વાત બી સાચી business માં potential ખુબ હોય છે job માં કેવો રંગ રે હોય એક simple લીટી માં કઉં તો job નો histogram આપડે diagram જોવા જઈએ ને તો એ constant હોય છે અમુક time માટે અમુક year માટે અને અમુક time period માટે જેમ કે તમે job salary પર ચડ્યા તો એમાં કેવું હોય કે સરુઆત નાં તમને બાર અઢાર મહિના બે વર્ષ એક constant salary માં job કરતો જેમ કે અઢાર હજાર પ્પવ્હી થોડુ થાય તમને મળે માં salary ત્રીસ પાંત્રીસ થય ફરી પાંચ વર્ષ માટે એટલી હોય પછી થોડી increase થાય એટલે job માં promotion type હે increment તો તમારો ફાયદો butbussiness માં કેવું હે પાંચ વર્ષ ની મહેનત એક હજાર કલાક તમે job bussiness માં આપી દીધા ને અને એ business growth કરી ગયો ને તો પાંચ વર્ષ નો time એ તમે within એક થી બે month માં બી cover કરી શકો એટલું profit તમને business માં મળી સકે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

અને સેમા સેમા આપડે investment કરીએ અથવા કોઈ એવું business develop કરીએ કે જેમાં customer જે કેવાય ને second time use કરવા નો જ હોય એટલે કે reverse વધી જવો જોઈએ customer ની product પર જેમ કે આજ ની તારીખ માં અપડે જોવા જઈએ તો colgate છે તો colgate નો જેને business develop કર્યો but એ customer care product બની ગઈ એક વાર colgate ખતમ થશે તો બીજી વાર બી એ customer એ product લેવા માટે દુકાન પર આવા નો જ છે સમજ્યા ને તમે

હા business માં અમે ગણ સંકળાયેલા છીએ business થી નજીક થી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

અચ્છા એવું છે તો હાલ હે ને business માં જોવા જઈએ ને તો સૌથી વધારે crush margin હે ને beauty and એક beauty and cream product આવે ને એમાં સૌથી વધારે growth margin હે તમને ખબર નહિ હોય તો આજ ની તારીખ માં જે beauty ની cream ઓ આજ ની તારીખ માં girls અ parlour beauty ની cream ઓ વાપરતી હોય છે તે beauty ની facial ની ને આને તે cream ઓ એમની cost margin કેટલું હોય cost price હોય manufacture price પચાસ થી સાહીંઠ રૂપિયા એ જ product આજ ની તારીખ માં market માં available ચારસો ચારસો સાડા ચારસો રૂપિયા હવે વિચાર કરો પચાસ કે સિત્તેર રૂપિયા ની વસ્તુ market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 મતલબ એટલું profit છે એમાં અને લોકો તો પણ આપે તો પણ લોકો આપે beauty and cosmetic product

હા શું તમે વાત કરી ને business ન હા બોલો હા હું શું કઉં છું કે job માં આટલી બધી જો બધી એવું margin વાર્જીન કઈ નાં હોય ખાલી job માં શું હોય તમને fix salary હોય એ એ પછી તમારું promotion થાય ત્યારે એમાં થોડા ગણા ફર્ક આવે